પણ બરોબર પેલા કારણ કે આપડે ભારત ઘૂમી લઈએ પેલા ગણી બધી આમ મહારાષ્ટ્ર પણ સારું city છે મહારાષ્ટ્ર માં મુંબઈ નામનું શહેર છે ને મોટું હા મુંબઈ તો બૌ યાર famous city છે. હા પણ આપડે ત્યાં અન જતા આવીએ કારણ કે મુંબઈ માં ગણું બધું જોવાનું જેવું છે કારણ કેજુના જમાના ના પેનો છે સંગ્રાલયો છે ગણું બધું છે ત્યાં પણ જતા આવીએ. હા તો મુંબઈ ફરવા જઈસુ બીજું કઈ છે ભારત માં જોવા જેવું? બસ માં પેલા બેંગ્લોર જેવા set છે બરોબર ને? હા ભાઈ કેરેલા કેરેલા નામ સાંભળ્યું છે? હા નામ સાંભળેલું છે એમ તો હા ત્યાં પણ જઈશું બરાબર ને ત્યાં પણ કુચીપુડી લોકો જોવા મળે છે આપણ ને હા હ બરોબ તો પછી પંજાબ જવા ની ઈચ્માછા છે મારે યાર પંજાબ મેં નામ સાંભળ્યું છે મેં હા પંજાબ પણ મોટું શહેર છે તો આપણે પંજાબમાં જતા રહીએ. હા પંજાબમાં કહેવામાં આવે છે કે આ પાંચ નદીઓનું શહેર છે. હા સાચી વાત છે કારણ કે લગભગ પાંચ નદીઓ પાકિસ્તાન અંદર લે છે એવું સાંભળ્યું છે મેં

હા biling પાર્ક છે એ પંજાબનો રાજ્ય કેન્દ્ર હા રાજ્ય છે આપણે જોઈશું એક નામ સોનાનો હોય ગુરુદ્વાર છે એ પણ આપણે જોવા જઈશું

અમૃતસર અમૃતસર તો યાર જલિયાવાલા બાગનું હત્યાકાંડ થયું હતું ને? હા એવું કંઈ સાંભળ્યું છે યાર કયા ગાંધી બાપુજી હતા એક છે શું કહેવાય શું કહેવાય એને? અંગ્રેજોએ કર્યું કંઈક એવું કંઈક હતુ અમૃતસરમાં

હા એ તો ગુરુદ્વારમાં શીખો માટેનું મંદિર છે ને પેલું golden temple જેવું છે. હા હજી પણ મેં સાંભળ્યું છે કે કેટલાક ગોળીઓના નિશાનો ત્યાં જોવા મળે છે તો આપણે ત્યાં જોઈ આવીશું બરાબર ને એકવાર. હા જલ્યા બાગમાં જે પેલો હતો એ બધું જોઈને આપણે આવશું . હા, ત્યાં કૂવામાં ઘણા બધા માણસો મરી ગયા હતા એ કૂવો પણ જોઈશું આપણે.

પછી મોટી દિવાલ છે એ દિવાલ પણ જોઈશું. હા હા પછી બીજો કોઈ છે એટલામાં જોવા જેવી જગ્યા? એમ તો પછી ઉત્તરમાં મનાલી છે ઘણા બધા શહેરો છે મોટા આ પર્વતો છે એમ તો હિમાલયના બધા પર્વાતીઓ છે ને ઊંચા ઊંચા . નદીઓ નદીઓ છે સારી એક કઈ નદી છે? ત્યાં ગંગા નદી છે એમાં યમુના નદી છે બધું ગંગ નદી સારી છે ગંગા નદી સારી છે પવિત્ર છે પવિત્ર નદી છે ત્યાં સ્નાન કરવાથી બધા આપણા પાપો ધોવાઈ જાય છે. હા પણ મેં તો કોઈ પાપ જ નથી કર્યા તે કોઈ પાપ કર્યા છે. યાર અમે તો ઘણા બધા પાપ કર્યા છે માર ધોવા જવું પડશે હવે. આપણે જતા આવીએ તાર પાપ ધોઈને આવીએ

હા તો જોતા જઈએ આપડે ત્યાં જઈએ છીએ ત હા એનું સ્નાન કરીને આપણે યમુનામાં ફરી શું આગળ વધીશું આપડે

હા મનાલી મનાલી તો જોવાલાયક સ્થળ છે બરાબર ફરવા જેવી જગ્યા છે કે ની. હા કારણ કે ત્યાં બરફ પડે છે વધારે એટલે ફરવા આવે છે. હા સાંભળ્યું છે ત્યાં બરફ વધારે પડે છે એટલે લોકો ફરવા માટે પણ આવે છે

પછી જમ્મુ કાશ્મીર જમ્મુ કાશ્મીર કહેવાય છે કે દુનિયાભરનું સ્વર્ગ છે ખબર છે તમન એવું સાંભળ્યું છે કે ખાલી તે જતા આવીએ તો આપણને બરોબર ને ચમ જમ્મુ કાશ્મીરમાં ત્યાં apple ના બગીચા જોવા મળે છે પછી ફૂલોના બગીચા જોવા મળે છે તે ઘણા બધા તળાવ જોવા મળે છે. પેલુ ગુલમર્ગ શહેર છે ને ત્યાં પણ સારું છે ત્યાં ફૂલોનું છે બધું હા હા ગુલમર છે ન ગુલમર્ગ ફૂલોનું શહેર છે મોટું

હા બરોબર જરૂર જરૂર સો ટકા જશું. પછી ત્યાં એક તળાવ પણ છે ટોલીએ તળાવ નામ સાંભળ્યું છે એનું તે? નામ તો નથી સાંભળ્યું પણ તું કહેતો હોય તો નદી જોઈ નથી એ તો આપણે ત્યા પૂછીશું હા આપણે પૂછતા આપણી જઈશું ને આપણે જોતા આવશું બરોબર બરોબર

હા હા એ પણ જોતા આવીશું શાંતિથી હિમાલય ખૂબ ઠંડી વાળી જગ્યા છે હા બરફ છે ત્યાં જોરદાર છે ભાઈ તો આપણે ગરમ કપડાં લઈ જઈશું અને હિમાલય ફરવા જઈશું આપણે

હા અને ત્યાં આજુબાજુ નામ સાંભળ્યું છે એક મહાદેવનું મંદિર છે કેદારનાથમાં

હા video માં મેં ઘણું બધું જોયું છે કેદારનાથ જોવાની ઈચ્છા છે કેદારનાથ પણ તું આવજે મારી સાથે. આપણે બંને મોકલવાના એટલે થઈ જાય કેદારનાથની મનાલી મનાલી વખત છે ને આપણે જતા આવશું કારણકે નજીક જ રહે છે. હા ચોક્કસ આપણી જરૂરથી એ મહાદેવના મંદિરમાં જઈશું પછી અમરનાથમાં જઈશું. હમ પણ કેદારનાથમાં બહુ હેડવાનું આવે છે ને ત્યાં ચાલુ પડે છે અને ત્યાં પછી અંદર મંદિર આવે છે. હા હા ચાલુ પડે છે પરંતુ શું છે આપણે ચાલુ નથી તો ઘોડાની સવારી ઘોડા માથે બેસી જઈશું.

તો ચાલતા જઈશુ આપણે એવું હોય તો આપણને ના બે તો ચાલતા જઈશું. એટલે ચાલતા જઈશું આપણે બીજી બીજી કઈ જગ્યાઓ ફરવાની છે? બીજી સારી જગ્યા એટલા માં તો અમરનાથ મેં સાંભળ્યું છે કે ત્યાં સારી એવી શિવલિંગ છે મોટી.

ઘણા બધા જાય છે લોકો મેં પણ સમજુ છું એમ તો એટલે ત્યાં પણ જતા આવીશું ત્યાં નજીક જ રહે છે એટલે વાંધો ના આવે પછી કોઈ બીજી કોઈ જગ્યા છે સારી છે? જોઈ નથી પણ યુપી બિહાર ત્યાં પણ જોવાલાયક સ્થળો છે. હા એ પણ લેતા આવશું. ત્યાં જઈને પછી આપણે last માં last માં પછી આપણે વિદેશ જઈશું બરાબર ને? બરાબર વિદેશમાં આપણે બધું ખરીદી કરી દીધી હોય અને shopping થોડી કરી લીધી હોય ને તો વાંધો ના આવે આપણે થોડું ઘણું ફરતા ફાવી જાય બરાબરને? તો સૌથી સારું શહેર કયું છે શહેર વિદેશમાં? વિદેશમાં આમ તો america જેવું શહેર ઘણા બધા લોકો ફરવા આવે છ એટલે આપણે પણ જતા આવીશું. મારે યાર norve જોવાનું છે norve australia એવા દેશો જોવાની ઈચ્છા છે. તો આપણે ચલો australia જોવા એવા બધા શહેરોમાં જતા આવીશું પચિ આપડે . australia માં australia નાનો દેશ છે અને એમાં ઘણું બધું જોવાલાયક ફરવા માટે આપણે પહેલા australia જઈશું બરાબર ને? હા australia જઈશું કારણ કે ત્યાં પહેલીવાર કાંગારૂ જોવા મળે છે ને કાંગારુ જોવા? હા ત્યાં આગળ સાચી વાત છે તારી પણ એ તો budget નથી ને આપણું. budget તો મારી પાસે પૈસા પૈસા તો ઘણા બધા છે તું ખાલી મારી સાથે ફરવા આવજે ને. હા તો તારું કીધું તો આવી જઈશ બરાબર ને?

હા આપણે છ સાત તારીખે રાખીએ પછી આપણે જતા આવીએ બરાબરને? હા છ સાત તારીખે બરાબર તો હવે આવતો શુક્રવાર છે? બસ એવું કંઈ નહી બેઠો હતું. બેઠો છે તો આપણે હવે છ સાત તારીખે ફરવા જવાનું છે જો final આવી જજે મારી સાથે બરાબરને? બરાબર બરાબર હું final આવી જઈશ જો આપણે છ સાત તારીખ જ final રાખીએ બરાબરને? હા સાત તારીખે final અને તારી જો packing કરવાની હોય તો કરી લેજે. કાલથી હું packing કરવાની ચાલુ કરી દઉં પછી આપણે જઈએ બરાબર ok?

Okay ચાલો તો આજે આપડે ચર્ચા કરીશું collage ઉપર બરોબર ને તો collage collage શું છે ને collage કઈ રીતે પસંદ કરવી collage માં શું શું હોય છે બરોબર ને

તો એના પર થી એક તમે કો ને તમારો રસ્તો છે ને એ તમારો clear થઇ જાય બરાબર તો એના પછી તમે એ રસ્તે જશો ને તો એ તમારું એક propper રસ્તો કેવાય બરાબર તો એના પછી તમે જેમ કે પછી બારમામાં આવ્યા તમે ત્યાં તમારું થઇ ગયું પછી arts commerce science થઇ ગયું તો જો તમે arts રાખ્યું હશે તો તમને અ તમે collage તમે BA કરશો બરોબર ને ba માટે apply કરશો પછી જો તમે commerce રાખ્યું હશે તો તમે b com કરશો કાતો પછી bba કરશો બરોબર અને જો તમે science રાખ્યું હશે બરોબર તો શું હશે science પછી bsc આવશે બરોબર અને એ થઇ ગઈ bachelor degree જેમ કે bsc બરોબર તો b સેના માટે છે b એટલે bachelor of sciience તો એ એનું fulll form થઇ ગયું પછી bba તો bba નું full form શું થાય જેમ કે

અને ba એટલે bachelor of artsok તો એ રસ્તો તમારો બારમાં માં જ નક્કી થઇ જાય કે તમે કયો કયા રસ્તે જવાના છો જેમ કે તમે bba રાખશો જેમ કે તમે commerce બરાબર એના પછી આવશે bba અને પછી આવશે bba પછી આવશે master degree બરોબર ને તો એ તમને પેલા થી જ નક્કી કરવું પડે બરાબર જયારે તમે બારમાં માં હોવ તમે stream choose કરો એના પછી જ તમારું એ નક્કી છે બરાબર અને પછી એવું નથી કે તમે arts કર્યું હશે તો તમને bba કરવા ની મળે bca કરવા ની મળે બરોબર ને એવું નથી કે જો તમારો interest સેમા હોય જેમાં હોય એમાં તમને તમે જી શકો બરોબર ને તો એ વાત થઇ ગઈ અને પછી છે કે collage કઈ રીતે ત્યાં આખું આપણું કઈ bachelor degree હોય છે કોઈ ના ત્રણ વર્ષ હોય છે પછી engineering હોય તો ત્યાં ચાર ચાર વર્ષ હોય પાંચ વર્ષ હોય બરોબર ને એવું એવુ જ હોય છે કે

પછી થઇ ગયું કે આપડે જોઈએ કે તમે mba કરસો બરાબર bba તમારું પૂરું થશે તો mba માટે તમને શું હોય કે એક entrance exam આપવી પડે બરોબર ને જેમ કે entrance exam છે cement બરોબર ને Commen management admission test પછી જે આવે છે એ cat જે તમને top જે કેવાય ને એમાં તમને admission લેવું હોય તો એના એના માટે આવે છે cat Cat okcommen admission test એ રહ્યું એનું full form ok તો એ cat છે એ cat તમને આપવી પડે પણ એના માટે તમને preparation bba ના ત્રીજા વર્ષ માં શરુ કરવું પડે બરોબર ને તો તમે એમાં કઈક સારું perform કરી શકો બરોબર તો એમાં કેવું હોય છે કેટલા લાખો લોકો છે એ cat exam આપતા હોય છે બરાબર ને cat okay તો એમાય પછી mbatop mba bills tools જોઈએ ને તો india છે iims ok અ I am abc અ iim ahemdabad iim bengaluru IIM કોલકત્તા okay આ ત્રણ જે છ top ની business school છે બરોબર ને mba તો એના પછી તો ગણી iims છે iim ઉદયપુર છે iim રાંચી છે iim તીરછી છે પછી iim જે ઉદયપુર છે okay એ પછી iim ગૌતર આપને જોઈએ એ સારું કરી રહી છે બરોબર તો એ એટલી top bills school લાવી બરાબર ને પછી જમના લાલ જમના લાલ બજાજ કઈ છે mumbai માં

એમાં તમને ninety nine pont nine nine થી ઉપર હોય ને કે ninety nine point nine nine હોય ને તો જ તમને ત્યાં admission મળે બરોબર ને એટલે competition તો બઉ tuff છે તમને પેલા થી જ મહેનત કરવી પડે ok અને જો cat લાખો લોકો આપતા હોય બરાબર એમાય પછી આપડે જોઈએ કે બધી iim miss I am છે બારબર ને india માં તો એમાય sit ઓ કેટલી તો એમાય કઈક એક્કાવ્ન્સો કે ચોપન્ન્સો sit ઓ છે બરોબર ને તો એમાય આપડે

તો એમાં competition તો ગણું tuff છે બરોબર ને પછી આપડી એક entrance exam રહી ગઈ કે મહારાષ્ટ્ર બરોબર ને એ exam તમે આપો તો એના પછી એ તમને admission મળે management school માં બરોબર ને તો એ આપડી એક થઇ ગઈ જો એકવાર આપડે top માં તમે આવી ગયા બરોબર top collage માં તમે આવી ગયા ને

જેમ કે આપડે જોઈએ કે ત્યાં બધી બધી ગણી બધી collage ઓ આવે છે collage ઓ માં માટે અલગ અલગ company ઓ આવે છે બરોબર ને

આવશે બરોબર ને તો આ થઇ ગઈ domestick અને international company ઓ છે જે બારે બારે બીજે બીજે દેશ થી આવે છે તો એ ગમે ત્યાં temporary visit માટે આવશે અને તમને ત્યાં થી hire કરી ને લઇ જશે બરોબર ને એકવાર તમને આ થઇ ગયું બરાબર ને આપડું તો એના pacage એ તમને ખબર છે કે અ iim ahemdabad ક્ષેત્ર નું છત્રીસ લાખ ત્રાટકે છે બરાબર ને તો એના પછી તો તમારી life set જ છે બરોબર

તો એ તમારી life ની આખું best life જે કેવાય ને life આખા એ બધી તમને ત્યાં કરવા નું મોકો ત્યાં મળશે બરાબર ને પછી ત્યાં ગણા બધા sport day છે પછી celebration જે અલગ અલગ days હોય છે બરોબર ને ત્યાં તો particular collage માં શું હોય કે week હોય બરાબર ને sport week કરી ને આવે પછી festival week કરી ને હોવ બધા અલગ અલગ fastive ને ઉજવતા હોય તો એ બધું ત્યાં આખા program ત્યાં ચાલતા હોય ok ને પછી છે એની examination બરોબર ને examination નું માહોલ એ આખું અલગ હોય ત્યાં બરાબર તો એ તમને experience કરવા મળે collage હોવ કે ને તમને main તો તો જે મેં કીધું ને કે interview તો એનુય એ તમને experience કરવા મળશે કે એ company છે એ આવશે તમારા campuss માં તમારું interview રાખશે ને તમને ફરી hire કરી ને લઇ જશે ok તો એ એક વસ્તુ જ થઇ એની collage ની બરોબર ને collage માં તમને ગણું બધું તમને શીખવા મળશે બરોબર ને કે તમારા થી

એ મેં કીધું કે celebration હોય એ ગણું બધું હોય ને પછી એ આપને જેવું તમે enter કરશો ને collage તો શું હશે તો ત્યાં હશે તમારી freshers party તો એ બધા નું જે dream હોય કે freshers party માં આપડે તો એ પછી આખો માહોલ છે ને collage નો અલગ જ હોય બરોબર ને પછી last માં તમારું હશે farewell party ok તો એ પછી mr farewell she mrs farewell Farewell અ એવું શકાય કે collage માં last માં એવું કરાય છે કે જે એક student હોય એને choose કરે student of the year તરીકે બરોબર ને કોઈ છોકરી હોય કે છોકરો હોય બરોબર ને આખી collage માં જેને સારું એવું પ્રદર્શન કર્યું હોય તો એને select કરે બરોબર જે principal હોય આખું staff હોય પછી એને student of the year નું award આપે બરોબર ને જેમ કે આપડે Film આવી હતી student of the year એ આપડે જોઈ જ હતી બરાબર ને વરુણ ધવન હતો એમાં આલિયા ભટ્ટ હતી અને સિધાર્થ મલ્હોત્રા બરોબર ને તો એ આપડે જોઈ હતી તો એમાં જેવું હતું એવું જ same to same આપડી collage life માં હોય તો આ વાત થઇ ગઈ collage life કે તમારી collage તમને કઈ રીતે select કરવી અને કેવું માહોલ ત્યાં હોય છે કેવું તમને શું શું ત્યાં સીખવા મળે શું તમે આગળ વધી ને કરશો મહેનત કરશું તમને સારી સારી એ લાગશે એટલે તમે આખી collage પછી તમારી પછી આખી life છે એ એમ કહી શકાય કે set થઇ જશે બરાબર ને તો collage સારી એવી collage select કરવી

Hello friends તો આજે હું તમને Weather વિષે કે Weather માં કેટલા Changes આવ્યા છે Weather માં કેવા કેવા અ પરિવર્તનો દેખાય છે અત્યારે હાલ ના સમયમાં, એ વિષય હું તમને કઈક વાત કરવા માંગુ છું કે, આજે આજના સમયમાં અત્યારે અ વાતાવરણમાં બઉજ Changes આવી રહ્યા છે.

શિયાળો ક્યારે, ચોમાસું ક્યારે, ઉનાળ ઉનાળો ક્યારે, એનું કઈં ખબરજ પડતી નથી. અ ક્યારેક વધારે પડતો વરસાદ પડી જાય છે, તો ક્યારેક વરસાદ નહીવત પડે છે. અને ક્યારેક તો બઉ વધારે પડતી આવર્ષે જોયું તમે કે, બઉજ વધારે પડતી ઠંડી પડીતી. એટલે ગ્યાં વરસે ચોમાસા નું પણ એવુજ હતું કે બઉજ વરસાદ પડયોતો અતિવૃષ્ટિ થઈતી. મકાન માં ને, દુકાન માંન બધે પાણી ગળી ગ્યાતા દસ July ની વાત કરું છું, ગ્યાંવરસની. દસ July એ કુદરત નો કેર હતો એવી અતિવૃષ્ટિ થઈતી. અ નવસારી, સુરત, વલસાડ, આ બધા તો ફ શેહરો એમના નાના નાના ગામડાઓ બધા પાણી માં હતા. બઉ પાક બગડી ગ્યોતો, એટલે આમ અતિવૃષ્ટિ થઈતી ગ્યાંવરસે જોઇએ તો, દસ July આસપાસ આ બધુ સાના કારણે આ બધા changes આવી રયા છે? તો Green House Gas ના કારણે. એનો સીધો પ્રભાવ સમુદ્ર જળ ઈ સ્તર વધે છે એના કારણે. જે Global warming કઈએ છીએ ને આપડે કે, એના કારણે પૃથ્વીનું આખુ સરેરાશ તાપમાનમાં વધારો થાય છે, અને એના કારણે ઋતુ પરિવર્તન દેખાઈ રાયું છે. કે બરફ પીગળે છે. અ પૃથ્વીનું સરેરાશ તાપમાન વધે છે એટલે સમુદ્ર જળસ્તર વધે છે બરફ નું પીગળવું, વાયુમંડળ માં પરિવર્તન આવે છે. આ બધા કારણે પશુપક્ષી પરપણ અસર થાઈ રઈ છે. અ તમે જોવો છો કે કેટલાક પશુપક્ષીઓ લુપ્ત થતાં જોવા મલે છે. કે, હવે ચકલી તો તમે જોવો કે, ભાગ્યેજ જોવા મળે છે. અ ગામડાઓ માં . ઘણીખરા ગામડાઓ માં જોવા મળે છે ચકલી બાકી શહર માંતો હવે ચકલિયો લુપ્ત થઈ ગઈ છે, તો આ શેના કારણે? આ ઋતુપરિવર્તન, Green house gasGreen house અસર જે છે. એના કારણે જોવા મલે છે. મને લાગે છે કે, આવનારી પેઢી તો ચકલી જોઈ પન નઇ શકે કે કેવી હતી ચકલી અમ એટલામાટે આ Green house gas ના કારણે આ બધુ અસર થાય છે ત્યારબાદ વાત કરું તો વાહનોનું પ્રમાણ વધી ગયું છે. વાહનો એટલા બધા વધી ગ્યાં છે ને કે, ઘરેઘરે ગાડીયો ઘરેઘરે Vehicle સિવાય વાતજ નથી. લોકો ચાલવાનું તો હવે પસંદ કરતાજ નથી બસ Vehicle હોય એટલે એનું પ્રમાણ વધી ગયું છે, એના કારણે, PetrolDiesel એબધું વધી ગયું છે, ગાડીનું પ્રમાણ વધી ગયું છે એટલે અ વાતાવરણ માં એનો ધૂમાડાઓ નિકડે છે, એના જે એનાકારણે બધુ Factories અ factories નું એટલું પ્રમાણ વધી ગયું છે કે, એ લોકો અ જે ખરાબ ધુમાડાઓ બહાર વાતાવરણ માં છોડે છે એના કારણે પણ આ વાતાવરણ પલટો દેખાઈ છે. એટલે આઉ Green house અસર ના કારણે SeasonChange થવા લાગી છે શિયાળો, ઉનાળો, ચોમાસું એવું કયા કેવાય છે કે આ વરસે ગરમી પણ વધારે પાડવાની છે કેમ કે જોઈએ તો

અમ ગરમી નું પારો ઊંચો જઈ રયો છે. અમ ત્યારબાદ વીજળી પણ નો ઉપયોગ પણ માપમાં કરવો જોઈએ. આ વાત એક इंसान એજ નઇ પણ દેશ એે સમજવી જોઈએ વીજળી નો ઉપયોગ પણ કેમકે એ પાણીના ધોધ થી વીજળી ઉત્પન થતી હોય છે. અ પવનચક્કી થી ઉત્પન થતી હોય છે તો એનું પણ ધ્યાન રાખવું જોઈએ, વ્યય ન કરવો જોઈએ ખોટો વીજળીનો અને, અત્યારે તો હવે આપડે વિકાસ માટે તો જોઉ પગલાં ભરવા જોઈએ સરકારે કે આવું થસે તો પછી આ તો અતિવૃષ્ટિ થાય, અનાવૃષ્ટિ થાય, પાક બગડે તો મોંઘવારી કેટલી વધી જાય. તો આ બાબતે સરકારએ પગલાં ભરવા જોઈ. અત્યારેતો જુવો કે હવે અ ખેડૂતોને Solar ની System આપવામાં આવી છે કે સરકાર Subsidy આપે છે એટલે ખેડૂતોને Solar system પર કામ કરવા માટે કહ્યું છે. એટલે Solar વધારે પડતાં મોટા ભાગના ગામડાઓ માં અને બધે આ Solar system હું જોઉ છું અત્યારે તો કે મોટા ભાગના લોકો Solar systemUse કરતાં થાઈ ગયા છે એટલે શું? વીજળી નો બચત થાય અને વધારે પડતું આમ બચાવી સકાય એમ Solar systemUse કરવું એ સારું છે. સરકારએ આ પગલાં તો લીધા છે ખેડૂતોને Solar આપી અને Subsidy આપે છે અને

આપડે પૃથ્વી નું જે આબોહવા છે એમાં પરિવર્તન જોવા મળે છે. વાવાજોડા ની ઘટના માં પણ વધારો થવા જોવા મળે છે, કે ગમે ત્યારે આમ મ્ ઉનાળામાં વાવાજોડું આવી જાય છે.

PetrolDiesel જમીન માં થી નિકડતો જે કોલસો છે એનો એટલો વધુ વપરાશ થઈ રયો છે ને કે એના કારણે પ્રદૂષણ માં વધારો થઈ રયો છે. એટલે માનવસર્જિત કારણો પણ બઉ પ્ર અ એમકે અસર કરે છે. રાજકારણ ને જાહેર ચર્ચા તો થાય છે કે, વૈશ્વિક ઉષ્ણતા ને યોગ્ય પ્રતિભાવ આપવા વિષે રાજકારણમાં પણ અને જાહેરમાં સરકાર પણ ઈબધી ચર્ચા તો કરીજ રઈ છે કે આ જે વધી રહ્યું છે એને કેવીરીતે Control માં લાવું વધુ પ્રમાણ માં જે થ થાયછે પ્રદૂષણમાં એમા ઘટાડો કરવો જોઈ એમકે મોટા ભાગની રાષ્ટ્રીય સરકારે Green house પ્રદૂષણ માં ઘટાડો કરવાના ઉદ્દેશ થી અ Kyoto Protocol પર હસ્તાક્ષર કર્યા છે. એટલે સરકાર પણ પગલાં તો ભરી લહી છે કે, આબધુ વાતાવરણ માં જે બદલાવ આવે છે એનમાટે બધુ Control કરી શ કાય એના માટે. હવે હ હાલની તો હું વાત કરું તમને તો અંબાલાલ પટેલે એવી આગાહી કરી છે કે ચાર થી આઠ march સુધીમાં ગુજરાતમાં માવઠું થવાની શક્યતા છે. ગુજરાત માં તો વાતાવરણ આપડે હાલ જોઈએ જ છીએ કે સવારે ઠંડી હોય, ગ બપોરે ગરમી હોય એવું બધુ અત્યારે હાલ વાતાવરણ જોવા મળી રહ્યું છે તો ચાર થી આઠ March સુધી હમણાં કે છે કે માવઠું થવાની શક્યતા છે. હવે આજ કાલ તો બઉ અનોખુ વાતાવરણ જોવા મળી રહ્યું છે કેટલાક સ્થળોએ ક્યાંક વરસાદ પણ પડે છે અને કેટલાક સ્થળોએ એવું બધુ છે અત્યારે તો કે છે કે મધ્ય ગુજરાત છે, સૌરાસ્ટ છે, દક્ષિણ ગુજરાત છે એ ભાગ માં કમોસમી વરસાદ થવાની શક્યતા છે હવે અત્યારે જોવા જઈએ તો ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે કેમ કે ગરમીનું પારો થોડો ઊંચો જઈ રહ્યો છે તો હવે અત્યારે આવી આગાહી આપી છે કે ચાર થી આઠ March સુધીમાં માવઠું થઈ શકે તો હેરાન થઈ શકાય કેમ કે કેટલાક ખેડૂતોના પાક ને નુકશાન થઈ જાય.

તો અત્યારે ગરમીની Season માં જો કમોસમી વરસાદ આવે તો ખેડૂતોને બઉ નુકશાન થાય, પાકને બઉ નુકસાન થાય, તો આ જે બધા SeasonChanges આવી રહ્યા છે Season ના કાઈ સમજાતું નથી કે શિયાડો ક્યારે છે ને ઉનાડો ક્યારે છે ને ચોમાસું ક્યારે છે. તો એવું બધુ થઈ રહ્યું છે. વર્ષાઋતુ આવે તો ખબરપડે કે હવે આ વખતે વર્ષાઋતુ નો કેવો માહોલ રહેશે. બાકી વર્ષાઋતુનું તો વાત જ અલગ હોય છે તો આના કારણે હવે હું તો કઉ છું કે, આપડે પણ સજાગ રહેવું જોઈએ કે, હવે આપડે બધુ ઓછું કરીજો આપડે solar system use કરવી જોઈએ, વીજળીનો બચાવ કરવો જોઈએ, વાહનો જરૂર પૂરતા જ વાપરવા જોઈએ. હવે એક ઘરમાં મનુષ્ય એટલા વાહનો હોય છે. તો એવું ના કરવું જોઈએ આપડે adjust કરવું જોઈએ થોડું કેમ કે Petrol diesel ના કારણે અને વાહનોના વધારા પડતાં ના કારણે બઉ તાપમાનમાં વધારો થઈ રહ્યો છે. અને આ Control લાવવું બઉ અઘરું પડી રહ્યું છે સરકારને

ગરમી ની શરૂઆત ઠંડી પૂરી થતાં વેલાજ ચાલુ થઈ ગઈ અને હવે ચોમાસાનું તો જોઈએ કે હવે શું થાય છે અ ચોમાસું આવે પછી ખબર પડે. ગ્યા વર્ષે તો અતિવૃષ્ટિ પડીતી. તો હવે આપડે જ આમાં

અ વધારે માનવ સર્જિત છે અને માનવને જ વધારે અસર કરે છે તો માનવજ હેરાન થઈ શકે છે આ Weather changes ના કારણે તો માનવજ જો પગલાં આપડે માણસજ જો પગલાં નઈ લી તો આપણને જ એ વધારે પડતુ Effect થવાનું છે.

વધારે શિયાળામાં ચોમાસાનો અનુભવ થશે, ઉનાળામાં પણ ચોમાસાનો અનુભવ થશે, વધારે પડતી ઠંડી પડશે, ગરમીનો પારો ઊંચો જશે અને ચોમાસામાં અતિવૃષ્ટિ પણ થઈ શકશે અને અનાવૃષ્ટિ પણ થઈ શકશે